ફટાકડા ફૂટતા પરંતુ એની અંદર એવા harmful કે એવા chemical ને એનો use કરી દેવા માં જેથી કરી ને અ પર્યાવરણ ને વધુ ને વધુ નુકસાન થતું પરંતુ અત્યારે government એ એવા individual લીધા છે ને એવા કડક કાયદા પણ બનાવ્યા છે જેથી કરી ને પર્યાવરણ ને ઓછું નુકસાન થાય અને લોકો પણ પોતાના તહેવાર સારી રીતે ઉજવી સકે હા એ તો વાત તમારી સાચી જ છે અને તમે જોવો કે હવે phone ને એ બધું પણ વધ્યું છે જે બાળકો હતા પેલા બાળકો માં એક અનેરો ઉલ્લાસ જોવા મળતો જેમ કે આપડે નાના હતા આપણા અર પિતા કે એમના પિતા જે હતું એ એ બધા એમ પણ કહેતા કે અમે તહેવારો ની આગોતરી તૈયારી કરતા પણ હવે પોતાની education system નાં કારણે અ બાળકો ને શું હોય છે કે દિવાળી નાં એક week પહેલાં જ એમને free મળે છે કેમ કે તેમની exam હોય છે અને તે ભણવા નું બઉ વધી ગયું છે તો આ બધા નાં કારણે પણ અ બાળકો પોતાનો તહેવાર ઉજવી નથી શકતા બરાબર અને તે પોતાની સંસ્કૃતિ અને culture થી થોડા અ આગોતરા તેમને જાણ નથી કરવા માં આવતી કે કેવું હતું તેમનું culture સાના માટે તહેવાર ઉજવવા માં આવે છે એ બધા એ એ બધા એ જાણવા ની પણ કશ્તી લેવા માં આવતી નથી આ બધા વિશે શું કેવું છે નાં વાત તમરી એક દમ સાચી છે પેલા નાં જમાના માં કેવું હતું કે લોકો culture સાથે એક દમ જોડાયેલા રહેતા અને તહેવારો ને ખુબ જ ઉલ્લાસ સાથે ઉજવતા પરંતુ અત્યારે એવું થઇ ગયું છે just like આપડે ઉદાહરણ લઈએ તો ઉતરાયણ એવું એક તઃ એવો તહેવાર હશે કે પેલા આપડે લ્લોકો હતા તો ઉતરાયણ જ્યારે ચૌદ તારીખે હોય તો આપડે પંદર દિવસ પેલા થી એની ઉજવણી શરુ કરી દેતા ને આપડે પોતાના ધાબા પર પતંગ ચગાવતા પરંતુ અત્યાર નું culture એવું થઇ ગયું છે કે લોકો ઉતરાયણ નાં દિવસે પણ પોતાના ઘરે phone વાપરે છે પરંતુ ધાબા પર જઈ ને એક બીજા સાથે પતંગ ઉડાવતા નથી હા એ અને અને હવે તમે જોવો કે employment માં પણ તહેવાર ખુબ જ જેમ કે કોઈ તહેવાર આવે છે તો તેના સાથે સંકળાયેલા ઉદ્યોગો જેમ કે જેમ કે અ કાપડ ઉદ્યોગ છે કે કોઈ પણ ફટાકડા ઉદ્યોગ પતંગ ઉદ્યોગ તો આ બધા લોકો ને પણ તેમની અ રોજગાર મળે છે તેના થી તે અ એમાં talent ધરાવતા લોકો પોતાનું talent બતાવે છે દર વર્ષે નવી નવી fashion આવવા નાં કારણે લોકો ને રોજગાર પણ મળે છે તો જે તહેવારો લોકો નો ખુબ જ અ economy માટે પણ એ સારા હોય છે

બાર લાવતા હોય છે જેમ કે આપડે ઉતરાયણ નાં દિવસે જોઈ શકીએ કે અમુક લોકો અમુક લોકો એવા હોય છે કે જે એક અ એક દમ નાની size માં પતંગ પેલી ઉતરાયણ માટે પતંગ બનાવતા હોય છે જે સામાન્ય રીતે કોઈ use માં નાં આવે પરંતુ તેમની કળા હોય છે

હા એ જ ને એ અ જે અ રોજગાર મળી રહ્યો છે કે અને public હોય છે કે કોઈ મોટા મોટા નેતા હોય છે આ બધા એક અ એક પરિવાર તરીકે જેમ કે તમે જોવો અ હવે america માં પણ દિવાળી ઉજવવા લાગી છે જોવો ત્યાં નાં રાષ્ટ્રપતિ white house ખાતે દિવાળી celebrate કરી હતી અને ત્યાં રજા પણ આપી હતી હવે એમાં એવું છે કે અમુક new york નાં એવા કેટલાક લોકો એવા છે કે એમને ખબર ની ખબર પણ નથ કે દિવાળી શું છે પણ એના કારણે વિશ્વ level એ એક બીજા ના તહેવાર ઓ ફેલાઈ રહ્યા છે ને લોકો તેના વિશે જાણકાર થઇ રહ્યા છે તો આ એક જાત નું સારું છે કે culture જેમ જેમ આગળ વધે છે પોતાનું culture દુનિયા માં ફેલાઈ રહ્યું છે હં નઈ modernization માં એક જ એક ફાયદો એવો છે કે આપડે એક બીજા નું culture અપનાવી રહ્યા છીએ ને પોતાના જીવન માં પણ એને apply કરી ને આપડે એમની સાથે જોડાઈ રહ્યા છીએ just like આપડે foreign ની અંદર

આપડા જે તહેવાર હોય છે જેમ કે આપડું ગુજરાત સૌથી પ્રખ્યાત છે ગરબા માટે નવરાત્રી માટે તો એ ગરબા જે દુનિયા ભર માં પ્રખ્યાત હતા એ લોકો ફક્ત ગુજરાત માં જોવા માટે આવતા પરંતુ અત્યારે એ ગરબા સમગ્ર દુનિયા ભર માં ફેલાઈ રહ્યા છે હા સૌથી વધારે જે તહેવાર હોય ને તો હિંદુ ધર્મ માં છે કે અ નવરાત્રી એના પછી અ બધા તહેવારો વારાફરથી આવે જ જાય છે મહાશિવરાત્રિ હોય કે હોળી હોય કે ધૂળેટી લોકો બઉ ઉલ્લાસ ભેર ઉજવે છે ભલે કઈ પણ તે પોતાના તહેવાર ખુબ જ આનંદ પૂર્વક ઉજવે છે અને અ બધા તહેવાર નો અલગ અલગ કથા હોય છે અલગ અલગ મહિમા હોય છે અલગ અલગ કોઈ મોટો હોય છે એના પાછળ તો અ જો કેવું થાય કે જે આવનારી પેઢી છે એ પણ તે પોતાના તહેવારો થી અ બાકાત નાં રહી જાય કે એમને એવું નાં થાય કે અમારા તહેવાર શું છે

તો આવું તો એક જીજ્ઞાશા બનશે લોકો માં કે પોતાનું culture શું છે પોતાના તહેવાર શું છે તેના સાથે જોડાઈ રહ્યી પોતાના tradition શું છે રાજા મહારાજા હતા એ time એ લોકો કેવા કપડા પહેરતા હવે બધું ઓછું થતું જાય છે તો આ બધું એક જગ્યા એ આપડે વડીલો સાથે ચર્ચા કરી ને એના પર સારી ચર્ચા કરવી જોઈએ ના ના તમારી વાત એક દમ સાચી છે આપણા દેશ માં culture ની અંદર ફક્ત તહેવાર જ નહિ એની સાથે સાથે ગણી બધી વસ્તુઓ જોડાયેલી હોય છે જેમ કે આપડે જોઈએ છીએ કે અમારા ગામ ની અંદર જ બાજુ એક ગામ છે ત્યાં થી એક જસવંત ભાઈ કરી ને તરગાળા ની team સાથે આવતા હોય છે ને અમારા society ની અંદર આવી ને ખેલ કરતા હોય છે એટલે એ વાત નો તહેવાર ઓ માં તહેવાર ની સાથે સાથે આવી વસ્તુ જીવન ની અંદર અનેરો ઉલ્લાસ લાવતા હોય છે જે થી લોકો ને તેને જોવા માટે પણ ગણા લોકો જાય છે ને અને એના કારણે એમનો રોજગાર પૂરો પડતો હોય છે હા અને અને તમે જુઓ કે અ જે કોઈ બી country એ તો તે અ આના પોતાના લોકો પર depend કરે છે તે તેમના કેમ કે જોવો તહેવાર સારી રીતે ઉજવાય તો shopping સારી થાય shopping સારી થાય તો એક તેમના રોજગાર ને ફાયદો થાય economy ને ફાયદો થાય તો જેમ જેમ diversity વધશે વૈવિધતા ધરાવતો દેશ છે આપનો ભારત તો અ જેમ કે અમુક રાજ્યો હોય છે તેઓ તેમના અલગ તહેવારો હોય છે ત્યાં પોતે બીજા તહેવાર ઓ બીજા ની રીતે ઉજવતા હોય છે જેમ કે દિવાળી અલગ રીતે celebrate થતી હોય કોઈ જેમ કે પંજાબ માં અલગ રીતે celebrate થતી અમુક તહેવારો તેમના હોય છે જેમ કે પોંગલ કે south india નાં અવ તહેવાર ઓ હોય છે તો તેમના ભગવાન અને બધા ભગવાન એક સરખા જ હોય છે પણ લોકો નો તહેવાર ઉજવવા નો મહિમા અને તેમની રીત અલગ હોઈ શકે છે તો જે વિવિધતા છે તે પણ જાણકારી માં આવવી જ જોઈએ કે કેવી રીતે વિવિધતા ધરાવે છે ભારત તો આપડે એક time એક વાર તો મુલાકાત તો લેવી જ જોઈએ બીજા બીજા રાજ્યો ની કે બીજા બીજા દેશો ની કે ત્યાં કેવા culture છે

એ દિવસે પોંગલ નો તહેવાર ઉજવે છે અને આજ આપણા દેશ ની ખાસિયત છે કે એક જ દિવસ એક જ દિવસે ભારત ની અંદર અલગ અલગ વિભાગો ની અંદર અલગ અલગ તહેવારો ઉજવાતો હોય છે એની સિવાય પણ આપડે જોઈ શકીએ છીએ કે

એક બીજું ઉદાહરણ પણ જોઈ શકીએ છીએ કે દુનિયા નાં અન્ય દેશો માં જેમ કે લોકો ટામેટા વડે ધૂળેટી નો તહેવાર ઉજવતા હોય છે ત્યાં આગળ એવું હોય છે કે રોડ ઉપર ગણા બધા ટામેટા પાથરેલા હોય છે ને લોકો એક બીજા પર ટામેટા ફેકે છે ને લગાવે છે ને આવી રીતે આવા type નો તહેવાર ઉજવતા હોય છે

Tomato festival વિશે તો મેં પણ જાણ્યું છે ને મારી પણ ઈચ્છા છે કે હું એક વાર આ tomato festival માં ભાગ લઉં કે એમાં તો લોકો કેવી મજા કરતા હોય છે કે એક truck ભરી ને tomato આવે ને એક બીજા પર મારવા ના બધું બઉ જ કે આટલા બધા tomato બગાડવા એનાક્રતા એને કોઈ સારી જગ્યા કે જ્યાં ભૂખમરો જેવા દેશ છે જેમ કે donate ના અમુક ના ના તમારી વાત એક દમ સાચી તમારું suggestion ત્યાં ની government જોડે ચોક્કસપણે પહોચાડીસ પરંતુ કેવું હોય છે કે અમુક વસ્તુ ઓ just like અ અમુક વસ્તુ એવી હોય છે કે વિશે લોકો અન્ય વિશે વિચારવા કરતા પોતાના ઉલ્લાસ વિશે વધારે વિચરતા હોય છે તો દેશ નું નુકસાન થઇ સકે છે પરંતુ એના કારણે લોકો ના અંદર અનેરો ઉલ્લાસ ફેલાતો હોય છે એના કારણે આ તહેવાર ઉજવતા હોઈએ છીએ આપડે હા અને અમુક festival જેમની કે રજા આવે છે national holiday હોય છે જેમકે મહાત્મા ગાંધી જયંતી મહાનુભાવો હોય છે કોઈ પણ દેશ ના તો તેમની જન્મ તિથી યા મરણ તિથી પર રાષ્ટીય song નિમિતે બધા તેહ્વારો જાહેર કર દેવામાં આવે છે તો આવા બધા તેહવારનો પણ એક અલગ વાત છે તેહવારોનો ઘણા બધા પ્રકાર છે તેહ્વારોની ઘણી અલગ રીતો હોય છે તો એમ કરીશું કે આપડે હવે જયારે next મળીશું ત્યારે આના વિષે વધારે ચર્ચા કરીશું અને એની સાથે સાથે એક એવો project તૈયાર કરીશું લોકો ને એના વિષે જાણકારી અને જાગૃતા ફેલાવી શકે ભાઈ ચોક્કસ મારી પાસે જેટલો બી data હશે એટલે હું તમારી સાથે share કરીશ તમારા project ની અંદર સારો બનાવવાનો પૂરો પ્રયત્ન કરીશ Okay તો ચાલો મળીયે મિલન ભાઈ bye

મારો વિષય છે મુધલયુગ નો શાસકો દિલ્લી સલ્તનટત ના પતન બાદ ભારત માં મુધલ યુગનિ શરુઆત થીઈ. પ્રથમ શાસક બાબર પછી ધાણા મુધલ બાદશાહો આવ્યા. જેમણે મુઘલ યુગની સતાને વિસ્તારી અને અનેક પ્રકારની સિંધીઓ હાસિલ કરી પ્રથમ શાસક બાબર ઈ. સ. પંદરસો છવીસ થી પંદરસો ત્રીસ બાબરનો જન્મ ઈ. સ. ચવુદસો છયાસી થયો હતો. તેનું મૂળ નામ ઝહીરુદીન મુહમ્મદ બાબર હતું. તેના પિતાનું નામ ઉમર શેખ મિર્ઝા અને માતાનું નામ કુતલુગ નિગારખાન બેગમ હતું. બાબર પિતૃ પક્ષેથી તીમુર અને માતૃ પક્ષેથીચંગેઝખાનનો વંશજ હતો. કાબુલ માં સતા પ્રપ્ત કર્યા બાદ બાબરે ઈ. સ. પંદરસો અઢાર અને ઓગણીસ માં ભારત પાર ચડાઈ કરીને, સિયાલકોટ, દીપાલપુર પાર અધિકાર પ્રપ્ત કર્યો. અહીંથી બાબરને દોલતખાન પંજાબના હકીમ અને આલમરખાઇબ્રાહિમ ના કાકા એ ભારત પર હુમલો કરવાનું આમન્ત્રણ આપ્યું. દિલ્લી સલ્તનટતના શાસક ઇબ્રાહિમ લોદી સાથે પાણીપતના પ્રથમ યુદ્ધમાં લોંડી ને પરાજય બાબરે ભારત ના મુઘલ શાસનની શરૂઆત કરી. બાબર સાથે યુદ્ધમાં ઈ. સ. પંદરસો સત્યાવીસ રાજ્પુતોના સન્ધનું ને~નેતૃત્વ રાણાસાંગાએ કર્યું હતું. તેથી બાબરે ખાનવા મુકામે યુદ્ધ કરી રાણા સંગને હરાવ્યા. ખણવાના યુદ્ધ બાદ બાબરે ચંદેરી તરફ નજર કરી. ચાંદેરીના મેદનીરાયનું શાસન હતું. આ બંને વચ્ચે યુદ્ધ થયું, જેમાં બાબરનો વિજય થયો. અહમદશાહને ચાંદેરીનો કબ્જો સોંપીને બાબર આગ્રહ પર ફર્યો. હજુ સુધી કેટલાક અફધાન રાજાઓ, સરસરોને નામ~મ નિમાવવાના બાકી હતા. આ સમયે અફ અફધાનોએ બિહારમાં પોતાનો સત્તા જમાવી. તેણે લાખનૌ , શમ્સબાદ અને કનોજ નો કબ્જો લીધો. બાબરે ગમ~ગોગરાના યુદ્ધ થી રાજપૂતો પાર સમ~સંપૂર્ણ અંકુશ મેળવ્યો. ત્યાર બાદ તેનો રાજ્યવિસ્તાર પશ્ચિમે કાબુલથી પૂર્વે ધામસ નદી અને હિમાલયથી દક્ષિણે ગ્વાલિયર સુધી ફેલાયો. બાબરે પોતાના સમયમાં અનેક સંધર્ષો કરીને ભારત માં મુઘલ સ્થાને ટકાવી પોતાના સામ્રાજ્ય નો વિકાસ કર્યો. પરંતુ બાબર આ સામ્રાજ્યનું સુખ લાબું ભોગવી શક્યો નહિ. પારાવાર મુશ્કેલીઓ, સળંગ યુધો, રખડ પટ્ટી, વ્યસનો વગેરે ને લીધે તે બીમાર પડયો. અંતે છવિસ ડિસેમ્બર ઈ. સ. પંદરસો ત્રીસ તેનું અવસાન થયું. બાબર એક સફળ સેનાપતિ, લેખક, કવિ અને વિવેચક હતો. તેણે પોતાની આત્મકથા તુઝકે બાબરી લખી, જેનો ફારસી અનુવાદ બાબરનામા તરીકે ઓળખાય છે. બીજો સાર્થક હુમાયુ ઈ. સ. પંદરસો ત્રીસ થી પંદરસો ચાલીસ નાસિરૂદીન મહંમદ હુમાયુનો જન્મ માર્ચ ઈ. સ. પંદરસો આઠમાં કાબૂલ મુકામે થયો. હુમાયુ શબ્દનો અર્થ ભાગ્યશાળી થાય છે. પરંતુ તે મનસીબ બાદશાહ હતો. તે તુર્કી અને ફારસી ભાષાનો જાણકાર હતો. તે ખગોળ, ભૂગોળ, જ્યોતિષ, તત્ત્વજ્ઞાન વગેરેનું સારું જ્ઞાન ધરાવતો હતો. તેના પિતા બાબરની સાથે ભારત પરના આક્રમણ સમયે તે સાથે જ હતો. બાબરનું અવસાન થવાથી તે મુઘલ સત્તાના ગાદીએ બેઠો.

દિન~દીનપનાહ નગર વસાવ્યું. ત્યાર બાદ ચુનાર પર હુમલો કર્યો, તેમાં શેરશાહ હાર્યો અને પોતાના પુત્ર કુંતલુગખાંને હુમાયુની સેવામાં મોક્લ્યો. બિહારમાં મિર્જા અને મુહમ્મદ સુલતાનોનો વિદ્રોહ થયો, જેને હુમાયુએ સફ્ળતાપૂર્વક દબાવી દીધો હુમાયુનો ગુજરાતના બહાદુરશાહ સાથે સંઘર્ષ થયો, જેમાં માળવા અને ગુજરાત પર અધિકાર મેળવવામાં તે સફ્ળ થયો. બંગાળના~બંગાળના રાજા વિજય બાદ તે ગૌડમાં રહ્યો. શેરખાન અને હુમાયુ વચ્ચે ચૌસાનુ યુદ્ધ થયું, જેમાં હુમાયુનો પરાજય થયો. હુમાયુ ફરી વાર

મદદ લઈ પોતાનો ગુમાવેલો વિસ્તાર પાછો મેળવવા ફરી વિજયકૂચ આદરી. તેથી સી~સિકંદર સૂર અને હુમાયુ વચ્ચે યુદ્ધ થયું. તેમાં હુમાયુનો વિજય થતાં તેણે દિલ્હી અને આગ્રાની મુઘલ શાસનની સ્થાપના કરી. પોતાનો આ વિજય તે લાંબો સમય જોઈ શક્યો નહિ. સાંજની પ્રાર્થનાનો સમય થતા તે ગ્રંથાલયનાં પગથિયાં પરથી પડી જતાં મૃત્યુ પામ્યો ચોવીસ જાન્યુઆરી ઓગ પંદરસો છપ્પન ના રોજ હુમાયુએ પોતાના શાસનકાળ દરમિયાન અનેક સંઘર્ષો કરી દિલ્હી પર પોતાની સત્તા ટકાવી રાખી. તે એક આનંદી, ઉદાર, નમ્ર અને શૂરવીર હતો. તેની બહેન ગુલબદન બેગમે હુમાયુનામા ની રચના કરી હતી. તેણે સૂર શાસનની જગ્યાએ ફરી દિલ્હી પર મુઘલ શાસનની સ્થાપના કરી. જે એક મહત્ત્વની સિધ્ધિ ગણાવી શકાય. બીજો સાર્થક શેરશા સૂરિ અફધાન ઈ. સ. પંદરસો ચાલીસ થી પંદરસો પિસ્તાલીસ શેરશાહનું મૂળ નામ ફરીદાઁ હતું. તેના પિતા હસનખાઁ હતા. પિતા-પુત્ર વચ્ચે કોઈ અણબનાવને લીધે ઝગડો ચાલ્યા કરતો હતો. તે વિદ્યાભ્યાસમાં અરબી અને ફારસી ભાષા શીખ્યો હતો. હસનખાઁએ ફરીદાઁને તેનો વહીવટ સોંપ્યો. તેણે મહેસૂલી સુધારાઓ કર્યા તેથી તે ખૂબ જ લોકપ્રિય બન્યો. પરંતુ આગળ જતાં તેણે પોતાની જાગીરનો ત્યાગ કરી બિહારખા લોહાનીની સેવામાં રહ્યો. તેણે શિકાર દરમિયાન વાઘ ને તલવારના એક ઝાટકે મારી લો~લોહાનીનો જીવ બચાવતાં તેણે શેરખાન નો ઇલકાબ આપ્યો. હુમાયુ અને શેરશાહ વચ્ચે ચૌસાનું યુદ્ધ થયું, જેમાં તેનો વિજય થયો. આ વિજય બાદ શેરખાઁએ પોતાને સ્વતંત્ર રાજા જાહેર કરી, શેરશાહ નામ ધારણ કર્યું. બીજી બાજુ હુમાયુ પોતાની હારનો બદલો લેવા તૈયાર રી કરતો હતો. કનોજમાં શેરશાહ અને હુમાયુ વચ્ચે યુદ્ધ થયું, તેમાં શેરશાહનો વિજય થયો. આ વિજય બાદ શેરશાહ દિલ્હીનો બાદશાહ બન્યો. એ દરમિયાન બંગાળના સૂબેદાર ખી ખિઝરખાઁએ વિદ્રોહ કર્યો. પરંતુ શેરશાહે બંગાળનો જુદા-જુદા સોળ સરકારો માં વિભાજિત કરી દીધું હતું. તેણે રાયસીનના રાજા પુરણમલને હરાવ્યો, ત્યારે શેરશાહે કહ્યું હતું કે, હું મુઠ્ઠીભર બાજરા માટે લગભગ હિંદુસ્તાન

શેરશાહ સૂરીના સુધારા શેરશાહ એક શૂરવીર અને સફળ સૈનિક તથા વિજેતા ઉપરાંત એક કુશળ અને કાર્યક્ષમ વહીવટર્ક્સ અને સુધારક હતો. વહીવટી મહેસૂલી તથા લશ્કરીક્ષેત્રે દીર્ધકાલીન સુધારાઓ કર્યા. તેણે સિક્કાઓ પણ બહાર પાડ્યા. તેના વિજયો કરતાં તેના સુધારાઓ વધુ મહાન હતા. ડૉ. આર. સી, મજુમદાર લખે છે કે પ્રાચીન અને અર્વાચીન ભારત વચ્ચે શેરશાહ

જાણતો હતો. શેરશાહે પોતાના રાજ્યકાળ દરમિયાન મહત્ત્વપૂર્ણ સુધારાઓ કર્યા. તેણે ટોડરમલ નામના હિંદુ અધિકારીની મદદથી જમીન-મહેસૂલ પદ્ધતિ અને ખેડૂતોની સ્થિતિમાં ધરમૂળથી ફેરફારો કર્યા. તેણે જમીન-મહેસૂલ ઉઘરાવવાનો કોઠો તૈયાર કરીને મુજબ જમીન મહેસૂલ ઉઘરાવવાનું નક્કી ક્યું હતું. વેપાર-વાણિજ્યના વિકાસ વ્યવસ્થાની જાળવણી માટે શેરશાહે રાજ્યમાં સર્વત્ર કાયદો જાળવવા ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો. રસ્તાઓ સુરક્ષિત બનાવ્યા. સૈન્યમાં કડક શિસ્ત દાખલ કરી, સૈનિકોને રોકડ પગાર આપવાની શરૂઆત કરી. પોલીસતંત્રની સ્થાપના કરી. પ્રજા સંસ્કારી અને ચારિત્ર્યશીલ બને તે માટે શાળા, પાઠશાળાઓ, ગ્રંથાલયોની યોજના અમલમાં મૂકી. શેરશાહે આ બધા જ સુધારા પોતાની લડાઈઓમાં વ્યસ્ત હોવા છતાં માત્ર પાંચ જ વર્ષમાં કર્યા હોવાથી ભારતના ઇતિહાસમાં તેણે અગ્રીમ સ્થાન મેળવ્યું. ત્રીજો સાર્થક અકબર ઈ. સ. પંદરસો છાપનથી સોળસોપાંચ સમ્રાટ અક્બરનો જન્મ પંદર ઑક્ટોબર પંદરસોબેતાલીસ અમરકોટના કિલ્લામાં થયો. તેનું પૂરું નામ જલાલુદીન મહંમદ અબ્બર હતું. તેના પિતા નાસિરૂદીન હુમાયુ અને માતા હમીદા બેગમ હતાં.

આ સમયે રમુએ અક્બરને અને તેના વાલીને બહેરામખાને લલકાર્યો, તેથી ઈ. સ. પંદરસો છપ્પનમાં પાણીપતના બીજા યુદ્ધમાં અક્બર અને હેમુ વચ્ચે યુદ્ધ થયું. તેમાં અક્બરનો વિજય થયો. અક્બરને બહેરામાઁ જેવા અનુભવી અને શક્તિશાળી સેનાપતિ અને કુશળ વહીવટકર્તાઓ મળ્યો. તેણે સતત યુદ્ધો કરી. સમગ્ર ઉત્તર ભારત અને મધ્ય ભારતમાં પોતાની સત્તાનો વિકાસ કર્યો. તેણે સફળ નીતિ દ્વારા હિંદમાં શક્તિશાળી અને વિશાળ સામ્રાજ્ય સ્થાપ્યું. અકબરના વિજય અને કેટલાંક નાનાં રાજ્યોનું તેણે જોડાણ સગીર વયે અક્બરે રાજગાદી સંભાળી, ત્યારે તેની માતા હમીદાબેગમ અને ધાત્રીમાતા માહમ આનગાએ રાજ્ય ચલાવ્યું. આભાર.

હા mem તમારે insurance છે? હમ તો

સમજાઈ ગયું તો તમે કંપની માંથી તમારો કોઈ બીજો insurance છે અત્યારે હમ હં પેલોજ insurance હશે ok fine તો આમાં ઘણા બધા insurance આવે છે accidental covid insurance નો અલગ insurance આવે છે બાકી norml insurance આવે છે હા તો mem તમારે તમારો prsnl insurance લેવો છે કે તમારે કોઈ family માં સાથે લેવો છે કારણ કે એવા ઘણાય insurance છે કે family package આવે એમાં તમારા parents નું તમારી age જાની સકું છુ હું?

તો મેમ હું એટલા માટે પુછુ છું કેમ કે તમને જો family plan નો લેસો ને તો તમને ઓવર ઓં લાખો નો સસ્તો પડશે તો હું તમને બધા insurance સમજાઈ દઉં છું એક તો accidental insurance છે એમાં તમારે દર મહીને ખાલી પાંચસો રૂપીયા ઈ એજ limit પર હોય છે તો તમારી અત્યારે એજ twenty મતલબ twenty five threty માં આવો એમાં અલગ અલગ છે એક કરોડ નો insurance છે પચાસ લાખનો insurance છે સીતેર હાજરનો insurance છે બે લાખ નો insurance સે મતલબ અલગ અલગ range છે હા એટલે ઈ તમારો અત્યારે સત્યાવીસ વર્ષે તમે ચાલુ કરો એટલે એ પચાસ વર્ષ સુધી તમારે ચાલે અને તમારે દર મહીને અઢીસો રૂપીયા નું premium આવે.

તો એનું premium અલગ છે એનું premium હજાર રૂપિયા છે બરાબર બધાયે ના અલગ અલગ છે તમને હું અત્યારે પચાસ લાખ વાળું એક કરોડ વાળું કઉ છું બે કરોડ વાળું છે

મતલબ એટલું matter ના કરે કે તમે હવે picture કોઈ ભી એક જોવા જાઓ તો family આખું જોવા જાઓ તો હજાર દોઢ હજાર નો ખર્ચો થઇ જાય બરાબર

હા આ accidental insurance છે હા એટલે આમાં તમારું payment આ તો month લી તમને કીધું બાકી તમે payment month લી તમે કરી શકોહાફ યર્લી કરી શકો insurance કરી શકો ઈ બધા option છે કે તમે વાર્ષિક ભરી દીધા તો તમને પછી આખો વર્ષ માં કોઈ પૂછવા પાછુ નઈ આવે પછી renew થાય એ મતલબ yearly renew થાતું રે એટલે તમને મહિના પેલા નો notification આઈ જાય એટલે આ accidental insurance છે મતલબ પાંચસો રૂપિયા પ્રર month મને નથ લાગતું કે તમને problem આવે but એની વે તમે જોઈ લેજો વિસે હોય છે ત્રીસ વર્ષ પછી એનું premium વધી જાય પછી બીજો insurance છે એક family fault કરી ને છે એમાં અલગ અલગ option છે પચાસ લાખ નો છે એક કરોડ નો છે બરાબર અને બીજી તમારી મતલબ medical હા હું તમને એક બીજી કરાઈ દઉં તમારી medical medical insurance જે તમાર લેવો હોય ને એ અલગ અલગ range નો છે ત્રણ ત્રણ લાખ નો છે પાંચ લાખ નો છે સાત લાખ નો છે દસ લાખ નો છે અને એમાં ટોપઅપ insurance પણ આવે તો આમાં કેવું છે જેમ કે તમે ત્રણ લાખનો insurance લ્યો બરાબર તો એમાં તમારે યર્લી વીસ હજાર રૂપિયા ભરવાના રે જો તમે ત્રણ member છો તો બરાબર અને ત્રણ માંથી કોઈ ને ભી કાઈ ભી surgery કે કાઈ ભી થયું તો એમાં ત્રણ લાખ રૂપિયા મળી શકે મતલબ ત્રણ લાખ તમે claim કરી શકો સમજાય છે ને

એટલે એટલે તમને ટાંકા શેના માટે આયવા તમને લાયગું હોય ને ટાંકા આયવા હોય તો હમ હં પણ એ શેના લીધે તમારા ટાંકા લીધા છે? હા તો જે છે મતલબ ઈ કાઈક probalm છે right તમારા માં મતલબ એટલે હા તો ઈ તમારું હા ના ના છે is crate is of a tumare kind of a thing right તો ઈ તમારું surgery ઈ તમેં claim કરી સક્સો મૂળ એમાં ઈ surgery its okay ઓકાયાય ઇ costume surgery આઇ મીન કે તમે કાઈક વાળ ની surgery કરી કે skin ની મતલબ કરી કે ભાઈ તમારે ઈ બધી વસ્તુ એમાં નો include ના થાય બાકી everythingwhatever operation ho a

એક કરોડ નો ભાવ વધારે છે it god sixty thousand annually ત્રણ જાના માટે પણ એટલું એક કરોડ તો બહુ થઇ ગયું એક કરોડ ની તમારે જરૂર ના પડે કારણ કે આજ કાલ કોઈ ભી operation એવી તો કોઈ તમારે operation થાવાનું નથી કે એક કરોડ ની જરૂર પડે Rigth તો કે તમે લેક્સ માં જાઓ તો પાંચ લાખ નો insurance છે દસ લાખનો insurance છે ને તમે maximum પાંચ લાખ નો insurance sufficient એના થી વધારે જો તમાર top અપ કરવો હોય ને કે ભાઈ extra adult તો ઈ ખાલી હજાર રૂપિયા માંઅદપ્ત થઇ જાય એમ તમે આ વીસ હજાર નું આ લઇ લો પાંચ લાખ નું તો adult લેવું હોય તો એ હજાર રૂપિયા માં થઇ જાય

તમારી જે age છે ને age ઉપર થી i would suggest કે તમે accidental insurance લઇ લો એક બરાબર અને બીજો એક floater plan લઇ લો family વાળો એમાં family માં બધા family membr ર્સ કેટલા છે total અને બન હા અને બાકી બનેની એજ કેટલી છે? Okay તો હા તમને જે scheme કીધી એમાં જ આવે સીતેર વર્ષ ની અદર એ બધા એ ને મતલબ સીતેર વર્ષ થી નીજે હોયએ એકમાં counter થાય તમારે વાર્ષિક વીસ હજાર નું થાશે અને તમને પાચ લાખનું insurance મળશ પણ mem આમાં એક વસ્તુની ધ્યાન રાખવી પડશે આમાં covid inclus નથી covid માટેનું અત્યારે government plan છે તો એમાં હું તમારે માહિતી જોઈતી હશે તો હું તમને આપું

તો તમે કોઈ બી hospital માં જઈ શકો છો અને it will cover of legs હમ પદરસો રૂપિયા છે ફક્ત પર person હા એ covid માટેનો છે એની time limit છે બે વર્ષ government થી આવેલી છે તો બે વર્ષની time limit છે એ

Accidental હાં accidental માં તમને કોઈ દી refund ક્યારે ની આવે અ i wood two સો મતલબ એ obviously તમે પૈસા નાખો છો પણ જો કઈક થઈ જાય તમને તો તમારી family હા મતલબ tension કરી શકે હા

તો ઇ સારું પડે અને પાનસો રૂપિયા તમારા પચાસ વર્ષ સુધી કપતા રે એટલું બધું કઈ ખર્ચો છે નહિ જોવા જાય તો સામે તમારી family ને એક કરોડ રૂપિયા મળે જયારે બી થાય ત્યારે તો એ સારું રે actually તમારી family membar જો change થતા તો એ તમારે update કરી દેવાનું કે તમારા લગન થાય કે તમારે કોઈ સન હોય કે daughter હોય Benex facial એ લોકોના નામ update કરતા રેવાના બાકી તો બસ

હા mail કરી દઈસ બાકી અમારી website ઉપર એ તમને બધું અમે જે કઈ કીધું તે બધી website ઉપર Okay no problem ok તો હું મતલબ એ download કરી ને મોક્લીસ છતા તમને કોઈ doubt હોય તો મને બિનદાસ પુછી લેજો ગમે ત્યારે ફોન કરવો હોય ત્યારે અમારી હેલ્પ લાઇન છે જ તમારી પાસે આ હા તો તમે મને તમારું E mail id આપી દયો એટલે હું તમને બધી details મોકલી દઉં તમારે filmy plotter નથ કરવું?

તો mem આમા તમને હું તમને છતાં બધી details મોકલી દઈશ accidental ની અ filmi floater અને covid ની અને એમાં અલગ અલગ plan છે તમે plan તમાર રીતે decide કરી લેજો કે કેટલા રૂપિયા વાળું premium વાળું લેવું છે તો એ પછી થઇ જશે તમારે ખાલી aadhar card ની xerox અને એક from filp ભેગું આમાં from છે જ બસ from fillup કરી sign ન કરી અને તમારો એક passport size ફોટો આ ત્રણ વસ્તુ ની સ્કેન કરી ને તમે પાછો riplay કરી દેજો એટલે ચોવીસ કલાક માં હાંજી અત્યારે covid ના time એ કોઈ physical ની આવે માનસ પણ બધું mail થી જ થઇ જશે હા એ તમે from માં ઈ from માં filp કર દેજો તો plan આ plan આ premium વાળો અને આટલું હા digital હા હા હા બરાબર છે એમાં તમે aadhar card પણ upload કરી શકો છો ત્યાં જો તમને ફાવે તો ત્યાં જ upload કરી દેજો નહીતર ત્યાં જ skin મોકલી દેજો નઈ અત્યારે બધું aadhar card link થયી ગયું છે એટલે એ problem નઈ

Okay હા પાછુ એક વાર repeat કરી દઉં તમારું aadhar card size ફોટો filmi flort લેતા હોય તો બધા member નો aadhar card અને passport size ફોટો અને form માં બસ સામે નામ નાખજો જો aadhar card માં હોય

નાં એનું એનું કોઈ problem નથી કોઈ ભી passport size ફોટો ચાલે હમ એટલે mem હા એટલે તમે જો પાંચ દિવસ ની અદર કરી દેશો તો હોળી પેહલા કરી દેશો તો best રેસે કારણકે એનું આજે મેં તમને કીધું એક કરોડ વાળું discount price છે એ પછી વધી જશે લગભગ accidental વાળું નહિ family વાળું સામે છે accidental વાળું માં discount માં છે તમને હોળી પેલા નાં આમતો ત્રણેય એવા જેવા જ છે covid તો extra છે anyway એક વાર પદરસો નાખી દવ બે વર્ષ તમે insert રહેશો અને બાકી બધું કયો plan તમારે લેવો બરાબર ok mem sure thenk you આજની મારી ગુજરાતી ભાષાના વિષયમાં સામાજિક વ્યવસ્થા અને એના કુરિવાજો ઉપર કેટલીક વાતો કેવી છે. આપણે જાણીએ છીએ કે ભારત એક વૈવિધ્ય પૂર્ણ વ્યવસાય વાળો દેશ છે. વિભિન્ન પ્રકારની જાતિ જ્ઞાતિઓ ધર્મ નાના નાના સાંપ્રદાયો, અને જાતિઓ પેટા જ્ઞાતિઓ ઉપરાંત કેટલાય બધા વાળાઓ છે. ગુજરાતમાં પણ એક નાનકડા વિસ્તારમાં પણ, એક સમાજ બીજા વિસ્તારમાં બીજો સમાજ એક જ સમાજના પેટા ભાગો કેટલી બધી ભાતીગળ વ્યવસ્થા વચ્ચે આખો દેશ આવા નાના નાના અસંખ્ય, સામાજિક વ્યવસ્થાઓનો એક દેશ બનેલો છે અન્ય દેશોની સરખામણીએ આપના દેશમાં આ વ્યવસ્થા ખૂબ વધુ પ્રમાણમાં છે. જોકે કેટલાક એશિયન દેશોમાં પણ આવી વ્યવસ્થા છે સામાજિક વ્યવસ્થા એમાં ઘણું બધું આવે છે. સામાજિક વ્યવસ્થામાં માણસ એક સામાજિક પ્રાણી કહેવાય છે એટલે સમાજમાં એને જરૂરિયાત સમાજને, એની જરૂરિયાત એવા અનેક વિષયો છે આજે ખાસ કરીને આપણે વાત કરવાની છે સામાજિક વ્યવસ્થામાં જોવા મળતા કેટલાક કુરિવાજો. અથવા તો ખોટા રિવાજો ક્યાં ક્યાં હોય છે આપણને બધાને ખબર છે માણસ જન્મે ત્યાંથી માંડીને મૃત્યુ પામે ત્યાં સુધી માં, કેટલા બધા પ્રસંગો આવે આ તમામ પ્રસંગોમાં માનવીએ, એના જન્મથી લઈને મૃત્યુ સુધીમાં ઘણી બધી સામાજિક વ્યવસ્થાઓમાં સામાજિક પ્રક્રિયાઓમાં સામાજિક રિવાજોમાં જવાનું થતું હોય છે. પછી એ ગ્રામ્ય કક્ષાનો હોય શહેરી કક્ષાનો હોય કે ગમે તે હોય એના નામ જુદા જુદા હોઈ શકે મુદ્દે તો સામાજિક વ્યવસ્થા જ છે આજે આપણે કેટલીક ગ્રામ્ય કક્ષાની સમાજ વ્યવસ્થા ની વાતો કરીએ, તો કેવું રહેશે? જોઈએ ખબર છે તેમ અમ આપણે જો જુદી જુદી અસર કરતા પ્રસંગો જોઈએ તો એવા કેટલા હોઈ શકે. જન્મ પ્રસંગ લગ્ન પ્રસંગ વૃદ્ધિ પ્રસંગ ધાર્મિક વિધિ વિધાનો તાંત્રિક વિધાનો સામાજિક પંચવ્યવસ્થા અનેક સમાજ વ્યવસ્થા વગેરે વગેરે. આટલા બધામાં, એક એક વિષય અને તેના સિવાયના ઘણા વિષયો એટલા બધા વ્યાપક અને ઊંડા છે કે એના વિશે વાત કરવી ખૂબ જ સમય માંગી લે અને, વ્યાપક પણે આપણે સમજવું પડે એવા વિષયો છે આપણે પ્રયત્ન કરીએ.